લગભગ દસ એક જેવી દુકાનો દેખાય છે એક દુકાનનું નામ છે શિવ ચશ્મા ઘર.

ગ્રીન કલર નો શર્ટ પહેરેલો છે એક ભઈએ વ્હાઇટ કલર ની ટીશર્ટ પેહરેલી છે.

ગ્રીન અ ચીકણી કલર ના સોફા લાગેલા છે એક કોમ્પ્યુટર દેખાય છે એક ખુરશી પણ દેખાય છે.

અને એની આગળ માતાજીની દ્રશ્ય બી છે એક દ્રશ્ય દેખાય છે મને મહાકાળી માતાનું.

આ કઈક એક ખુબજ મજાનુ દ્રશ્ય લાગી રહ્યુ છે.

એમાં બેડ મુકેલા છે જમવા માટે ઉપર ગ્લાસ ફેકેલા છે ચેર છે.

કોઇ ઑફિસ વર્ગનો એરિયા ગોવર્મેન્ટ નો હોય ને એવુ દેખાય છે બાજુમાં ઝાડો વૃક્ષો મસ્ત જગ્યા છે.

આ એક મોટું કમ્પાઉન્ડ દેખાય રહ્યું છે એમાં એક ઑફિસ બનાવેલી છે બારની સાઈડ .

ત્યાં કાર બી બે પડેલી છે બે કાર નો કલર વ્હાઇટ છે.

એના અંદર મેરેજ કરવા માટેની ચોરી સજાવેલી છે.

ચાર ખંભા ઉપર મસ્ત બનાવી છે પ્લસ એની ઉપર ફુલ બૌજ સરસ રીતે સજાવેલા છે ને એની દિવાલો--